સામેની તરફ થાંભલા પીળા કલર થી સજાવેલા દેખાતા છે.

આ ચિત્રમાં ભવ્ય અને ઐતિહાસિક પ્રવેશદ્વાર દેખાતો જોવા મળે છે.

ચિત્રમાં એક બસ ઊભેલી દેખાતી છે તેની આજુબાજુમાં વીજળીના થાંભલા અને ટાવર પણ દેખાય છે.

આ ગુફાઓ કોઈ પર્વતીય અથવા ટેકરીવાળા વિસ્તારમાં આવેલી હોય તેવું લાગે છે.

આસપાસમાં ગાડ વૃક્ષો અને હરિયાળી ઘણી બધી દેખાતી છે.

આ ચિત્રમાં એ ખુલ્લું મેદાન દેખાતું છે સામેની તરફ પીળા રંગનું સ્ટેજ ગોઠવાયેલું છે.

તેનાં ઉપર સુંદર રીતે ઇંગ્લિશ માં લખેલું થ્રી ડી માં લખેલું દેખાય છે.

ઉપર એક લાકડી દેખાતી છે બાજુમાં એક પોસ્ટર છે.

આ ચિત્ર એ ગુફાની જેવી દેખાતી છે તે પથ્થરોમાંથી બનેલી પ્રાચીન ગુફા હોય તેવું લાગે છે.

આ ર ચિત્રમાં બાળકો માટે રમવા માટે ઘણા બધા સાધનો દેખાતા છે.

આ ચિત્રમાં એક સુંદર મંદિર દેખાઈ રહ્યું છે મંદિરની ટોચ સોનેરી રંગની અને તેના ઘણા શિખરો છે.

જમણી બાજુએ છાજલીઓ પર નારંગી રંગના બોક્સ માં વિવિધ પ્રકારની વસ્તુઓ ગોઠવેલી દેખાતી છે.

આ ચિત્રમાં શણગાર કરેલા પીળા કલર ના વસ્ત્રથી શણગાર કરેલો છે.

એક સુંદર વાદ સફેદ કલર ના પાણીનો ધોધ પડી રહ્યો છે.

આ ચિત્રમાં એક મોટી બાંધકામવાળી ઈમારત દેખાઈ રહી છે.